બિલ્ડીંગ ઉપર કસ્તુરબા હોસ્પિટલ એમ કને બોર્ડ મારવામાં આવ્યું છે.

જેને ઉપર કંઈ તપેલીમાં કંઈ બનાવવા માટે મૂકેલું છે વ્યક્તિના ટી_શર્ટ પર કંઈ લખેલું છે.

અને એમાં ઘણી બધી નારિયેળી દેખાઈ રહી છે આનો નેચર બસ ખૂબસૂરત છે.

પર અનાઉન્સ કરવા માટે એક સ્પીકર લગાવેલું દેખાય રહ્યું છે.

અંદર ચાર થાંભલાઓ મસ્ત દેખાય રહ્યા છે ઉપર એક એલ_ઇ_ડી લાઈટ છે.

આ એક ચિત્ર હોટલ ની દુકાનનું લાગી રહ્યું છે.

ઉપર દોરેલા ચિત્રમાં બર્ગર સેન્ડવીચ અને અન્ય બધી ખાવાની વસ્તુઓ છે.

મંદિરના બાજુમાં એક પતરાનો શૅડ તૈયાર કરવામાં આવેલો છે.

વેલકમ ના બાજુમાં પંજાબી ચાઈનીઝ અને કાઠીયાવાડી લખેલું છે.